આકાશમાં સરસ મજાના વાદરો કારા ડિંબાગ વાદરો દેખાય છે નીચે એ નદી વહેતી હોય તેવું દેખાય છે.

આ ચિત્ર અહ આ ચિત્રમાં સરસ મજાના લગ્નનું ચિત્ર હોય તેવુ દેખાઈ રહ્યું છે સરસ મજાનું શણગારવામાં આવ્યુ છે ઘર.

આ ચિત્રમાં એક વ કોમ્પ્યુટર પાસે કોમ્પ્યુટર મૂકવામાં આવે ટેબલ ડ્રેસિંગ ટેબલ પર એક કોમ્પ્યુટર મૂકવામાં આવે છે--

લોકો અહીં કામ કરવા માટે આવે છે અહીંયા બાગનું ચિત્ર છે બાગમાં ઘણીવાર આકૃતિઓ બનાવવામાં આવી છે.

આ ચિત્ર અપના સોડા નું જોવા મળે છે અહીં સોડા અલગ અલગ પ્રકારની સોડા મળે મળતી હશે.

અહીં ગ્રીન કલર ની દુકાનમાં ગ્રીન કલર નું શોપ માં કલર કામ છે.

આ ચિત્ર એક સ્ટેજ પર બાળકીઓ નૃત્ય કરી રહી છે આજુબાજુ સંગીત સંભળાઈ રહ્યું છે.

એ એક માણસ રૂમ માંથી બાર જતો હોય ર ચાલતો હોય તેવું દેખાય રહ્યું છે.

આ ચિત્ર એક બી_કે_એમ સાયન્સ કોલેજ નું છે વીર નર્મદ યુનિવર્સિટી સુરતનું છે.

અહીં એક માણસ ટેમ્પા માંઠી ઇટો આપી રહ્યો છે અને બીજો માણસ સામે પકડી રહ્યો છે.

આ ચિત્ર છે ચિત્રમાં અલગ-અલગ પ્રકારના છોડ જોવા મળી રહ્યા છે છોડ નાના છે અને નવા તે સિવાય નવા પણ ઉપર ઉગી રહ્યા છે.

અહીં રામસખા સુખદેવ ત્રિપાઠીની દુકાનનું છે દુકાનમાં વચ્ચે ટેબ અ વચ્ચે ટેબલ મૂકવામાં આવ્યું છે.

અહીં ચિત્રમાં બાળક હિંચકા ગાય રહ્યું હોત હિંચકા ગાય રહ્યું હોય તેવું દેખાય રહ્યું છે.